એમાં અહ ઘરેણા ઘરેણા દેખાઈ રહ્યા છે.

તેમાં દરવાજાનો કલર બધાનો બધા દરવાજાનો કલર મોસ્ટ ઓફ અહ સરખો છે.

આ ચિત્ર એક કંપની અઠવા કોઈ ગોડાઉન જેવું લાગે છે ટેમાં એક ડરવાજો છે ટેમાં ટીન એન્ટરપ્રાઇઝ લખેલું છે.

આગળ સોફા ગોઠવેલા છે પછી બારી બારી પર કાપડના તોરણ જેવા બા અહ કાપડના પડદા જેવા લગાવેલા છે.

તેમાં આ સેમસંગ ની ન મોબાઈલ ની દુકાન છે.

તેની આજુબાજુ ત્રણ સાઇડ થી દિવાલ આખી બનાવેલી છે ને પાછળ સ્કૂલ હોય તેવું દેખાય રહ્યું છે.

ધોધ પડતા દેખાઈ રહ્યા છે. તેમાં સુંદર પાણી પડતું દેખાઈ છે.

આ એક નકલી ફૂલોની દુકાન છે તેવું દેખાઈ રહ્યું છે.

તેમા ઘણા બધા હાર પછી ઝુમખા લ_લટકનિયા --

આ ચિત્રમાં એક રિસોર્ટ નું ચિત્ર ડે રિસોર્ટ નુ હોલ્ડિંગ મારેલું છે.

ચિત્રમાં એક સલૂનનું ચિત્ર દેખાઈ રહ્યું છે તેમાં એક ગ્રાહક બેસેલો દેખાય છે.

જે વ્યક્તિ કોઈકની દાઢી ક્યાં તો વાળ કાપે તેવું દેખાઈ રહ્યું છે કાસ્કી દેખાઈ રહી છે ક્રીમ પણ દેખાઈ રહી.

એમા જે શેડમાં વેલીઓ ના વેલીઓ દેખાય દેખાય છે અને વાયર પણ દેખાય છે.

આ ચિત્રમાં ઘણા બધા વ્યક્તિઓ ડ જૂઠમાં ઊભેલા હોય તેવા દેખાય છે.

આ ચિત્ર એક બંદર પરનો જેઉ દેખાઈ રહ્યું--

ચિત્રમાં મોટા ક્રેન નું ચિત્ર દેખાય છે.

આજુબાજુ બે દુકાન આવેલી છે બા દ દુકાનની બહાર એક ડોલ દેખાય છે અને એક સ્કૂટર પાર્ક કરેલું છે.

તેમાં ઘણા બધા રેફ્રિજરેટર દેખાઈ રહ્યા છે તેમાં સેમસંગ છે એલ_જી ના છે તેમાં કલર માં બી અલગ-અલગ પ્રકારના છે બ્લેક છે રેડ છે.

અને પાછળ એક ફોર વ્હીલર ઊભેલી છે અને ટુ વ્હીલર ઊભેલી છે તે દેખાય છે.

વચ્ચે એક મોટું મકાન યલો કલર નું દેખાઈ રહ્યું--

બાજુમાં ગેટ લોખંડનો ગેટ દેખાય છે દરવા દરવાજો દેખાય છે ને પાછળ મોટા મકાનો દેખાય --

તેમાં અહ ફોર વ્હીલરમાં અહ રેડ બ્લુ રેડ ગ્રે અને વાઈટ કલરની ટુ ફોર વ્હીલરમાં દેખાય છે અ--

તેમાં એક મોટું સ્ટેચ્યુ છે અને બે નાના સ્ટેચ્યુ છે આ સ્ટેચ્યુ પર મોઢા પર લગાવેલું છે એટલે જણાતું નથી ક્યુ છે તે.

આ એક ચિત્ર તાલીમનું દેખાય રહ્યું છે તેમજ છ-છો છોકરીઓ દેખાય છે.

તેમજ ત્રણથી ચાર વ્યક્તિઓ નાસ્તો ક્યાં તો અ જમી રહ્યા છે.